અ હ હમ્મ એકલા પડી જવાય ને મારા મામા ના ત્યાં તો બહુ બધી પબ્લિક મારા માસી ના છોકરાઓ ને અમે ને બધા ભેગા થઇ ને બહુ મસ્તી કરતા કઈ નઈ કઈ નઈ અહ તે કઈ નાઈ તું મારા ઘરે આવજે રોકવા બે ત્રણ દિવસ રોકવા હમ્મ બહુ મસ્તી કરતા તા લન્ચ ટાઈમે માજા આવતી ને મસ્ત મસ્ત નાસ્તા બધા ખાતા તા

એ તો એવુજ હોય ને ઓફિસ ટાઈમ મજા આવે બધા ફ્રેન્ડ સરકલ ભેગાં થાય હમ્મ અમે બી હા કેતી તી મને પણ આઈસ એમ આવે તો સારુ બિચારી ને બઉ ના મારતી ખવડાવ સે ને આવશે એટલે ખવડાવ સે ને બધાય ને ખવડાવ સે

મેં બી જોયા તા એના ફોટા સરસ છે ના મુક્યો તો ને કદાચ એની બેન સાથે હા એની બેન નો હતો સોરી એનો નતો એની બેન નો એના હસબન્ડ નો મુકેલો હતો એનો નતો

ચાલ તો હવે પ્લાન પ્લાન બનાય આપડે ક્યાંક ફરવા જઇયે એનો મસ્ત મોટો બે ત્રણ દિવસ જય આયાએ ક્યાંક હમ્મ એ હું પછી અમારા એમને તું કરણ બધા સાથે સાથે જઈશું હઉ આમેય ગ્રુપ માં જ મજા આવે એકલા ફરવાની નો મજા આવે બધા ભેગા હોય ને તો મસ્ત ક્યાંક સારી સારી જ્યાં એ ફરીયે હા તે એતો છેજ ને એકલા રેવું એની કરતા બધા સાથે હોય તોજ મજા આવે એજ ને બોર લાગે હું બી તારા જીજુ જોડે ગણી વખત જીયે ને પણ જો કે એમને તો એમનું સર્કલ હોય બધું એટલે અમરે વાંધો ના આવે બધા સાથે સાથે હોય મોસ્ટલી માર નણંદ ને એ લોકો બી હોય અમર તો અમે બધા સાથે જ જઇયે છે અહીંયા ગયેલા ને આબુ અંબાજી ગયેલા હજી નેક્સટ વીક જ જય છે અરે નેક્સટ મંથ જ જય ને આયા આબુ અંબાજી ને ત્યાં બે દિવસ રોકયા તા મસ્ત છે આબુ તો બઉ જ સરસ છે ટોડરોય અને નક્કી લેક મસ્ત છે તું આબુ નઈ ગઈ જય આવજે એક વખત બઉ મસ્ત છે ફરવાનું પણ આબુ માં છે ને ચોમાસા માં જવાનું તો માંજ આવે ત્યાં છે ને બઉ લીલોતરી બધી દેખાય પહાડો પર ચડીયે ને એ બાજુ તો પછી સાપુતારા ગઈ છે ત્યાં પણ બઉ સરસ છે હિલ સ્ટેશન છે ત્યાં બી આપડે આ જયારે વરસાદ આવે એ ટાઈમ ઉપર જઇયે ને બઉ સરસ છે હું ને એમને ગયેલા વચ્ચે બઉ સરસ છે ત્યાં બી ફરવાને લાયક હિલ સ્ટેશન છે ના વડોદરા નથી જોયું વડોદરા અમે મ્યુઝીયમ નથી જોયું બાકી વડોદરા જય ને આવી છું

હા હા એ એ એ મેં હવેલી જોયેલી છે જે ગાયકવાડ ની હવેલી છે ને એ જોયેલી છે પણ મ્યુઝીયમ નથી જોયું પછી ત્યાં પેલો કમાટી પુરા બાગ છે એ જોયો છે હ હ હ બરાબર હા લક્ષ્મી પેલેસ પણ છે

હા એટલે બંધ થઇ ગયું હશે હમ્મ હમ્મ બરાબર છે કઈ વાંધો નઈ નેક્સટ ટાઈમ જઈસુ હવે આપડે જોડે પોગ્રામ બનાઈ શુ ક્યાંક જવાનો સરસ હમ હમ તે એતો એવુજ હોય ને છોકરી યો તો આમેય ગમેયા જાય એક તો ફોટો પડાવમાં બીજી હોય એક જ્યાં એ દાસ ફોટા પાડે એટલે એમાંજ ટાઈમ વેસ્ટ કરે અડધો કલાક તો તો હા ફરી થી પાડો આ સારો નથી તો બીજો પાડો

બીજું શુ કામ હોય એમને ભેગા શુ કામ લઇ જઇયે છે બરાબર ને ફોટો પાડે ને ધ્યાન રાખે સમાન નું કઈ નાઈ હવે તારા જીજુ તો કઈ પકડે નાઈ બધું મને પકડાવે તો એ મને નાજ પડે કે સમાન વધારે લેવો હોય તો મુ નાઈ આવું એમ એમને તો અમર હા એમને તો બહુ જોર આવે પકડવાનું એ કે હું સમાન પકડવા આયો છું

એમને તો ક્યાંરે નો લે કોઈ બેગ્સ નો પકડે મને જ પકડવાનું એટલે તો એ મારી જોડે શોપિંગ કરવ બી નઈ આવે કેમ કે શોપિંગ કરવા આવે તો પછી એમને બેગ્સ ને બધું પકડવું ના પડે

હા ભાઈ બિચારા કરણ ને આટલા બધા હેરાન ના કરીશ હો અમારા કરણ ભાઈ કઈ બોલે નાઈ એટલે

હા યાર થોડુંક કરવાનું બઉ નઈ કરવાનું મને તો ખબરજ છે તું કાઈ થોડુંક કરે એવી છે નઈ

અરે બઉ મસ્ત મુવી છે મેં કેટલી વખત જોઈ છે મુવી તો મજા આવે હા એબી સરસ છે પછી આ એક ભુલભુલૈયા બી સરસ છે અને પેલી ખીચડી છે આ કંચના વાળી એ બી બહુ સરસ છે હા એમેય મને સાઉથ ની મુવી બઉ ગમે હમ્મ સાઉથ ના હીરો બી સરસ લાગે છે હા એ અમુક અમુક મનેય ગમે એ સરસ છે ભૂલભૂલૈયા એમ તો જો કે અક્ષયકુમાર ની છે ને અક્ષય ખાન જ છે ને હમ્મ એબી તે અને આ હેરા ફેરી હેરા ફરી તો કેટલી વખત અમે લોકો એ જોઈ હશે સહી માં જોવાની ઈચ્છા થાય સહી માં એજ ને અમુક મુવી ના તો ડાઈલોગ બી યાદ હશે

હું અન તારા જીજુ જોતા હોય ને તો તારા જીજુ શું કે એમ કર તુ બોલી લે હું સાંભળી લવ છું માર જોવું નથી હા તો બસ સેમ એમજ બોલતા હોય કે એમ કર હું ટીવી બંધ કરી લવ તુ બોલી લે હું સાંભળી લવ છું એમને એમ કે કે ખોટું હું બિલબાળૂ એની કરતા તુ બોલેજ છે ને બોલીલે બોલીલે

કેમ કે એમને એમને એમ કે આમેય જો આમ છોકરીએ ને તો ટેવ કેવી હોય બોલ બોલ કરવાની અને છોકરાવો ઓછું બોલતા હોય એટલે હું ગમેત્યારે બોલ બોલ કરતી હોય ને તો એમને ખાલી હા હા એમજ કર્યા કરે અમારે એમને એવુજ કે હા હા હું સાંભળું છુ હું સાંભળું છુ એમ કે હું સાંભળું છુ બોલ બોલ હઉ પછી એમ કે તું કેટલું સરસ બોલે એટલે મને સાંભળવાની ઈચ્છા થઇ ગઈ તું બોલ બોલ ટોન્ટ હા ટોઇન માં હા મારા એમને બી એવું એવું મસ્ત બોલી લે ને આપડે સાંભળ્યા જ કરીયે કે શુ બોલી ગયા આપડું સારું બોલ્યા કે વખાણ કર્યા કે શુ કીધું અમારે બી એમને એવા છે તને તો કશુ કેવાયે નાઈ ના સાંભળું ના બોલી તો તું એમ કૈઇસ કે નથી સાંભળતા અને બોલું તો તું મને એમ કે છે કે ટોન્ટ મારો છો અરે અમારે એમને તો એવું એવું બોલે આપડે કોઈ દિવસ સાંભળું બી ના હોય હા મને એક વખત કે છે કે તને ખબર છે આપડા શરીર માં છે કે કેટલી બધી નસો હોય બસો ચાર હાડકા હોય નવ સો એક સમથીંગ ની નસો હોય મેં કીધું હા ખબર છે આટલી હોય શકે છે કેમ તો કે બસ આ બધી નસો માંથી કઈ નસ દબાવી એ ખાલી પત્ની ને જ ખબર હોય એમ કે

હા અક્ષરધામ ને હા કેટલી વખત ગયા છે અરે બહુ મસ્ત છે પણ હવે તોએ લોકો એ ત્યાં અક્ષરધામ માં ફોટા પાડવાની મનાઈ કરી દીધી છે ને ફોટા નઈ પાડવાના હમ્મ મોબાઈલ જમા લઇ લે છે પ્લસ બધું ત્યાં જમા લઇ લે છે એમકોઈ ખાવાની વસ્તુ બી અંદર નથી લઇ જવા દેતા કંઈજ નઈ પેલા અમે લોકો જતા તા ને ત્યારે મોબાઇ લઇ જવા દેતા તા પણ ના હમણાં થી નથી લઇ જવા દેતા કેમ કે લોકો છે ને દર્શન ઓછા કરે ને મોબાલ માં ફોટા વધારે પડતા હોય છે

એમેય સ્વામિનારાયણ ના જેટલા બી મંદિર છે ને ત્યાં બઉ જ સરસ હોય છે બઉ જ સરસ હા બઉ અને ત્યાં સ્વામિનારાયણ ભગવાનું છે ને આખું એ બધું બતાયું છે કઈ રીતે સ્વામિનારાયણ ભગવાન આયા હા એ ટોટલ લઈ જોયું છે ને બઉ સરસ છે એ તું અક્ષરધામ તો સવાર થી જા ને તોય તને સાંજ પડી જાય ને તોય તને એમ થાય કે નઈ નઈ ત્યાં જય ને બેસવું છે એમ મન શાંત થઇ જાય એકદમ હમ્મ હા પતિ જાય એ સરસ છે એમ અક્ષરધામ જોવા જેવું છે એમ હ કઈ નઈ હવે જઈશું કેમ કે અક્ષરધામ તો જવાય એવું છે નજીક બી છે આપડા થી તો સવાર જઇયે તો સાંજે તો આરામ થી અહીંયા પાછા આવી શકાય જરુરર યાર ચાર સન્ડે આવે એટલે ચારેય સન્ડે ક્યાંક અલગ અલગ ફરવાનું પેલા ડાકોર જઈશું પછી ગલતેશ્વર જઈશું એટલે એક સન્ડે ડાકોર અને ગલતેશ્વર નો પ્લાન બનાવશું પછી એક વખત આ તું મેહસાણા ગઈ છે આ વૉટરપાર્ક માં અરે બઉજ સરસ છે હમ્મ એક વખત જઈશું ના ગઈ તો નથી પણ મારી ફ્રેન્ડને લોકો બધા ગયા તા ને એ લોકો કેતા તા બઉજ સરસ છે તો એક વખત જઈશું ત્યાં બી બઉજ સરસ છે વોટર પાર્ક બી એન એમેય ઉનાળા માં વોટરપાર્ક માં ફરવાની મજા જ કંઈક ઓર હોય

હમ્મ બઉ સરસ છે એ હા બઉ સરસ છે ત્યાં બી હ હા રાઈસ ને બહુ બી છે મારી ફ્રેન્ડ કેતી તી મેં કીધું એક વખત જઈશું ત્યાં મેહસાણા બી સારું છે

હ એક સન્ડે હમ્મ એટલે એ ફિક્સ થઇ ગયું એટલે હવે એક સનડે રહ્યો બોલ ક્યાં જવું છે હવે મમ્મી ને કઈ દેવાનું આખું અઠવાડિતયુ તો ઘરે હોવ છું ને એક સન્ડે ફરવાદેવાનો તમાર મન કઈ નઈ કેવાનું હા તારે પણ એમ કઈ દેવાનું નું ને મમ્મી એક જ રવિવાર મને બી તો મળે છે મને તો ફરવા દો આપડે સમજાઈ દેવાના ને મમ્મી ને હા એ બી છે એમની વાત સાચી છે ફેમિલી સાથે પેલા પેલા ફસ્ટ છેને ફેમિલી નેજ આપવાનો ટાઈમે પછી બીજા બધા ને કઈ નઈ એક સન્ડે મમ્મી પપ્પા સાથે વિતાઈ દેવાનો હે અરે મેં એને બોલાઈ એટલી વાર માં તો એ નીકળી ગઈ મારે બી એને મળવાનું હતું બઉ દિવસે આવી તી મેં કીધું વાતો કરીયે શાંતિ થી પણ એ તો નીકળી ગઈ મળીજ નઈ ને મને

બરાબર પણ મળવું તો જોઈએ ને યાર કેટલા દિવસે મળવા આવેલી કેટલો ટાઈમ થઇ ગયેલો જોઈ જ નથી એને એટલે મેં કીધું ચાલો મળી છે તો એમેય તને ખબર છે ને જુના ફ્રેન્ડ મળે તો કેટલી મજા આવે જૂની વાતો કરવાની ને

એતો છેજ ને બધા જુના ફ્રેન્ડ જેવી તો મજા કાઈ હોયજ નઈ ને યાર આપડી વાતો બધી વાતો એ ને તે ને મેં તો ગણા બધા ને બધુજ શીખવાડ્યું છે એમ આપડે આવડે એટલું બધુજ શીખવાડવાનું યાર આપડે હું કોઈ દિવસ કોઈ ને ના પાડતીજ નથી ને હા વધે સહી માં પણ હા આપડે તો એવુજ વિચારીયે છે કે જ્ઞાન વેચવા થી વધે આગળ વધી જશે આપડે તો એવું રાખતાંજ નથી ને હું તો બધા ને શીખવાડું છુ

આપણે બી ના આવતું હોય તો આપડે બી કોઈ ને પૂછી લઈએ કે ભાઈ આમનું શુ થાય તો આપણ ને સમજાઈ દે તો આપણે બી આવડી જાય ને અને આપણ ને આવડે છે તો કોક ને શીખવાડવામાં આપણું શુ જાય એટલે હું તો પેલે થી એવુજ વિચારું છુ કે આપણ ને આવડે હે તો

ક્યાંથી શીખવાડવા હતા એજ ને અને આપણે બી કોકે શીખવાડ્યું હશે ત્યારે જ આપણ ને બી આવડતું હશે ને એમ વિચારવાનું તો કોકે આપણ ને ના શીખવાડ્યું હોય તો આપણે ક્યાંથી આવડત તો પછી આપડે બી કોક ને શીખવાડી શકીયે ને પણ બધા એવું નથી વિચારતા હોતા બોલ બીજું બધું મમ્મી શુ કરે છે હમણાં મમ્મી પપ્પા હ હે શુ લાયા ગામડે થી હે અચ્છા બરાબર હું બી હમણાં વિચારું જ છું વેક્શન માં ક્યાંક ફરિયાએ જય ને ગામડે બી જવું છે ઘર વાળા બધા કે કે કરે છે એટલે હમ્મ જો કે આ સન્ડે તો હવે એમેય ફિક્ક્ષ છે પૂજા માં જવાનું છે કથા કરવાની છે તો એમેય આપડે આપડે છે ને સન્ડે નક્કી કરીયે પણ

આમેય હું તો આખું વીક માં છેને સન્ડે ની રાહ જોતી હોવ ક્યાંય જઇયે કંઈક કરીયે કંઈક મસ્તી કરીએ કોક ની જોડે કેમ કે બહુ દિવસ થઇ ગયા કોઈ ફ્રેન્ડ સાથે બી વાત નઈ કરી આજે ટેરો ફોને આયો તો એટલી મજા આઈ ગઈ કે હાય ચલો બહુ દિવસે વાત કરી કર્યા કર ફોને કર્યા કર વાતો કર્યા કર હા તો આવજે અને કરણ ને બી લેતી આવજે બરાબર કરણ સાથે બી વાત કરે બહુ ટાઈમ થઇ ગયો અને તું પેલા છે ને કરણ ને પૂછી ને આપડો પોગ્રામ ફિક્સ કર હેને બાર જવાનો ક્યારે જવું છે શુ કરવું છે

સારું ને તમાર બને નું મસ્ત છે મેચિંગ એમેય તમારા બંનેની જોડી પણ બહુ ફાઈન છે

તારા સાસુ પણ સારા છે ને ઘરે બી મતલબ બહુ સરસ છે હમ્મ સારું સારું તારે બી હવે સરસ સારું થઇ નેજ રેવાનું

હમ્મ કઈ નઈ તાર સાસુ ને છોકરી નથી તારે છોકરી બની ને રેવાનું આમેય તાર સાસુ નો સ્વભાવ સારો છે તને સારું સાચવે બી છે ને તારા માટે બધું લઇ આવે છે આ છે એવાજ હોવા જોઈએ મારી સાસુ બહુજ સારા હતા બહુજ મને બહુ જ સાચવ તા તા અમુક સાસુ સારા હોય તો નણંદ સારા ના હોય ના હમણાં તો ઑફ ના થઇ ગયા ઑફ થઇ ગયા મારી સાસુ પેલા હતા ત્યારે તો મને બહુજ સાચવ તા તા

તો એવા સાસુ તો નસીબ વાળા ને મળે હા યાર વહુ ને સાચવતા બી નઈ મુકતા પણ આ આમેય કેવું હોય છે ખબર છે છોકરી બની ને રો ને તો સાસુ માં બનીજ જાય છે પણ હવે છોકરી વહુ ના બને અરે છોકરી વહુ બની જાય તો પછી શુ કરે સાસુ બી સાસુ બની જાય બોલ તારી બીજી ઓલી ફ્રેન્ડ શુ કરે છે

સારું ફાલ્ગુની ને એ લોકો શુ કરે છે

બરાબર બરાબર અને બીજું બધું બોલ

એ હા ચલ જઇયે જઇયે તે જોયું છે ભુલભુલાઈ મેં વેન જોયું છે ટુ નથી જોયું હા હા ચલ જઇયે આમ તો છે સારી મુવી છે પણ એમાં અકક્ષય નથી ને કદાચ ભૂલભુલૈયા ટુ માં

હમ્મ સારું સારું ચલ ચલ જોવા જઇયે હે સારું સારું ચલ ચલ જઇયે

એમાં પેલો ધૂલો મસ્ત છે ને અને પેલી પેલી બી તે કોફી કેમ મંગાવી

તો હ નમસ્તે કોમલ કેમ છે તું મજામાં? નમસ્તે રુચિ હું મજામાં તું કેમ છે? હું પણ મજામાં બઉ સરસ ચાલે છે જીવન માં આમ તો પણ બસ આ થોડી તબિયત ખરાબ રહે છે હા કેમ શુ થયું? આ બસ થોડી શરદી ખાંસી થોડી કમજોરી રેહ છે અને થોડા ચક્કર પણ આવે છે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 બધાનું સ્વાસ્થ્ય અત્યારે ખરાબજ છે ખબર નહિ શુ ખાઓ પીઓ છો શરીર સાચવતા જ નથી શુ કરો છો શુ તમે લોકો શુ કઉ તને શરીર તો સાચવતું જ નથી ફટોફટ ક્યાં નોકરી એ જવાનું હોય તો ફટોફટ દોડીને ત્યાં જમ~ જમવા માં ધ્યાન રહેતું નથી અને ના પછી જમવા માં ધ્યાન રહેતું નથી અને ના પછી આવીને શાંતિ થી જમવા મળે છે, બે time જમવાનું હોય એમાં પણ દોડમ દોડ રહે છે, એટલે શાંતિ થી ખાવાનું જ નથી ખવાતું. હા તો સવાર નો નાસ્તો તો તમે કરી શકોને.

હા તો સવારે નાસ્તા માં કાંઈક સારું એવું ખાઓ તો શરીર ને તાકાત મળે સ્વાસ્થ તમારું સારું રહે. થોડું વ્યાયામ કરો, થોડી કસરત કરો, થોડું ચાલવાનું રાખો, તો શરીર ને કમજોરી લાગે જ નહિ. એક આમ પણ અત્યારે ખાવાનું તો ક્યાં શુદ્ધ જ મળે છે બધું વાળું હોય છે, બધું જ પ્રદુષિત ખાતર માં બધું પકવેલું આવે છે એટલે અત્યારે એ તો સારું માંડતુ જ નથી, ચોખ્ખું તો કાય મળતું જ નથી. જો પહેલાના લોકો ખાતા તા ચોખ્ખું એવું તો અત્યારે આપડે ખાતા જ નથી તો પછી આવું તો રહેવાનું જ ને હા, અને પછી બહાર ના નાસ્તા તો તમારા હોય જ તો પછી સુ થાય શરીર ને. સાચી વાત છે. પણ આ વ્યાયામ, કસરત અને એ બધા માટે સમય નીકળ વું બઉ જ મુશ્કિલ થઇ જાય છે. એના માટે સવારે વેહલું ઉઠવું પડે અને વેહલા ઉઠવા માટે વેહલું સૂવું પડે જેનું સમય time set જ નથી થતું. હા તો જયારે તમે એમાં સમય નહિ કાઢો અને જયારે બીમાર પાડશો ત્યારે જે તમારી પંદર વિસ દિવસ રાજા પડશે તો એનું સુ એ વિચાર્યું છે ક્યારે.

તો એના કરતા ભલાઈ એમાં છે કે આપડા સ્વાસ્થ પાછળ આપડે સમય આપીયે અને એ સમય બગાડતો નથી એ સમય તમારો બચે છે તમારો સમય. જો તમારું સ્વાસ્થ સારું હશે તો તમે બે કલાકમાં કામ કરો ચો એ તમે એક જ કલાકમાં કામ કરી સક્સો તો એમાં તો ફાયદો તો તમારો જ છે તમારું સ્વાસ્થ સારું રહેશે તમારા માં તાકાત સારી રહેશે તો તમે વધારે ઝડપ થી કામ કરી સક્સો તો સારા સ્વાસ્થ માટે સારું ખાવું, કસરત કરવી, વ્યાયામ કરવું એ તો જરૂરી જ છે. વાત તો સાચી છે કસરત કરવાથી સહી માં સફૂર્તી રહેશે અને સફૂર્તી થી આપણ ને દિવસ ના કામમાં પણ મદદ રૂપ થશે કામ માં સફૂર્તી આવા થી ઝડપ થી કામ પણ થઇ જશે અને ઝડપ થી કામ પતિ જતા આપણ ને બીજો સમય પણ વધારે મળશે.

હમ ફાયદો તો થાય બહાર ખાઈએ તો એમાં શું નાખિયું હોય કેટલા દિવસ નું બનાવેલું હોય કઈ ખબર પડે નહિ અને ઘરે તાજું બનાઈ ને તો ખાઈએ એમા જ ગણો ફરક પડી જાય છે લાગે.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 ઘરે ખાવાની વાત તો સાચી પણ કોઈ દિવસે બહારનું ખાવાની ઇચ્છા તો થઇ જાય છે. હા તો ઇચ્છા માં ને ઇચ્છા માં તો શરીર બગાડો છો શરીર કે અત્યારે બાહર નું ખવાય જ નહિ એ લોકોનું કેટલા દિવસનું વાસી પડેલું હોય છે એટલે આપણું સ્વયસ્થ સુધરે નહિ પણ બગડે આમા. અત્યારે તમેને સેજ કંઈક થાય એટલે તમે અમ doctor પાસે દવાખાને જાઓ એટલે એ doctor શુ કરે આપણને દવાઓ આપી દે એટલે એ દવાઓ પણ શરીર ને ખરાબ રીતે અસર કરે છે.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 પેહલા ના જમાના ના લોકો તો ઘરગથ્થુ ઉપચાર કરતા હતા ઘરગથ્થુ ઉપચાર માંથી એ લોકો ના શરીર કેટલા સારા રહેતા હતા પહેલાના લોકોનું આયુષ્ય પણ કેટલું વધુ હતું અત્યારે તો આપડા આયુષ્ય ટૂંકા થતા જાય છે કેમ કે આપણું, ખોરાક બગડ્યું છે આપડા દવાઓ લેવના ચસકા વધારે લાગ્યા છે આપણને તો પછી શું થાય મોડા-મોડા સુધી જાગવું મોડા-મોડા સુધી સૂવું તો પછી આપણું શરીર બગડે નહિ તો શું સુધરે. પેહલા ના જમાના ના લોકો વેહલા-વેહલા સુઈ જતા હતા વેહલા-વેહલા ઉઠી જતા હતા

હા. આતો કહાવત મને બિલકુલ યાદ છે, અને વાત તો એક દમ છેકે દવાઓ લઇ લઇ ને શરીર વધારે બગડે. આપણને હાલ ખ્યાલ નથી આવતો પણ જતા એ આપડા શરીર ઉપર બૌજ ખરાબ અસર કરે છે અને મોટી મોટી બીમારીઓ નો કારણ પણ એ જ બને છે. ખાવાની દવા લેવા થી લોકો ની Kidney પણ ખરાબ થઇ જાય છે

Sandwish બસ એવુ જ આપડે ખાવું છે અપડે ચોખ્ખા, ચોખ્ખા ઘર ના રોટલા તો આપણને ભાવતા નથી. પણ સાચું કઉ મને તો ઘરે નું પણ બઉ જ ભાવે ઘરે બનાવેલું પણ સરસ બને છે આજ કલ તો ઘર જે પણ બનવું હોય ને તે બધું બની જ જાય છે અને સરસ અને tasty પણ બને છે.

હમ પણ આજ કલ નો દેખા દેખી એટલી વધી ગઈ છે બધી સહેલીઓ જોડે બહાર જમવા ના જઇયે તો એ આપણ ને એકલા પાડી દે પછી આપણ ને એમ કે કે તમે તો ક્યાંય પણ આવતા જ નથી. એમ કઈ ને આપડે છુટા પડી જઇયે એટલે જો બધા જ જતા હોય આપડી બધાજ સખા સાખીયો બધી બહાર જતી હોય તો આપડે એમની જોડે જવું જ પડે અને બહાર જઇયે તો કોઈ ખાધા વગર તો ઘરે પાછું જતું જ નથી.